વેક્ટર ઓપરેશન્સ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલની અંતમાં તમે આપેલ કરી શકશો વેક્ટર વ્યાખ્યાયિત કરવું
વેક્ટરની લંબાઈની ગણતરી કરવી
વેક્ટરો પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો બાદબાકી અને ગુણાકાર મેટ્રીક્સ વ્યાખ્યાયિત કરવું
મેટ્રીક્સના માપની ગણતરી કરવું
મેટ્રીસીસ પર ગાણિતિક ઓપરેશનો કરવા જેમ કે સરવાળો બાદબાકી અને ગુણાકાર
પૂર્વ જરૂરી છે તમારી સીસ્ટમ પર સાયલેબ સંસ્થાપિત હોવું જોઈએ
ગેટિંગ સ્ટાર્ટેડ વિથ સ્કિલાબ પરનું સ્પોકન ટ્યુટોરીયલ તમે સાંભળેલું હોવું જોઈએ
વેક્ટરો અને મેટ્રીસીસ માટે તમને મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ
ડેમોનસ્ટ્રેશન માટે હું વિન્ડોવ્ઝ ૭ ઓપેરેટીંગ સીસ્ટમ અને સાયલેબ ૫૨૨ વાપરી રહ્યી છું
સાયલેબને શરૂ કરવા માટે તમારા ડેસ્કટોપ પરનાં સાયલેબનાં શૉર્ટકટ આઇકોન પર ક્લિક કરો
આ સાયલેબ કન્સોલ વિન્ડોને ખોલશે
કર્સર કમાંડ પ્રોમ્પ્ટ પર છે એની નોંધ લો
વિડીઓને ચોક્કસ અંતરાલે અટકાવી સાયલેબમાં આ ટ્યુટોરીયલનો પ્રયાસ પણ કરતા રહો એ આગ્રહ કરું છું
વેક્ટર વ્યાખ્યાયિત કરવા સાથે શરૂઆત કરીએ
આ બે પ્રકારે થઇ શકે છે સ્પેસ વાપરીને જેમ કે પ ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 બંધ ચોરસ કૌંસ અને enter દબાવો
અથવા અલ્પવિરામ વાપરીને જેમ કે ક ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 2 અલ્પવિરામ 3 અલ્પવિરામ 4 બંધ ચોરસ કૌંસ અને enter દબાવો
આપણે વેક્ટરની લંબાઈ લેંગ્થ ઓએફ પ આદેશ દ્વારા અને enter દબાવીને શોધી શકીએ છીએ વેક્ટરો પર આપણે વિવિધ ગાણિતિક ઓપરેશનો પણ કરી શકીએ છીએ જેમ કે બે વેક્ટરોનો સરવાળો બે વેક્ટરોની બાદબાકી અને એ પ્રમાણે ક્રમશ
વેક્ટરની અદલાબદલીને એપોસ્ટ્રોફ સિંગલ અવતરણ ચિહ્ન તરીકે પણ ઓળખાવાય છે વાપરીને મેળવી શકાય છે
પ ટ્રાન્સપોઝ નીચે આપેલ પ્રમાણે છે આપણે p ટ્રાન્સપોઝ ટાઇમ્સ ક ગણતરી કરી શકીએ છીએ પ ટાઇમ્સ q ટ્રાન્સપોઝ આદેશ સ્કેલર આપે છે હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એકને પ્રયાસ કરો હવે આપણે જોઈશું કે મેટ્રીક્સને કેવી રીતે વ્યખ્યાયિત કરવું
મેટ્રીક્સની રો ના એલીમેન્ટોને સ્પેસ અથવા અલ્પવિરામનાં ઉપયોગ વડે વ્યખ્યાયિત કરાય છે એજ પ્રમાણે જેવું વેક્ટર માટે દર્શાવાયું હતું ઉદાહરણ તરીકે કેપિટલ પ ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 2 સ્પેસ 3 અર્ધવિરામ 4 સ્પેસ 5 સ્પેસ 6 બંધ ચોરસ કૌંસ અને enter દબાવીને 2 બાય 3 મેટ્રીક્સ પ વ્યાખ્યાયિત કરીએ
નોંધ લો કે મેટ્રીક્સની આગળની રો ને વ્યાખ્યાયિત કરવા માટે અર્ધવિરામ વપરાય છે
યાદ રાખો સાયલેબ કેસ સેન્સીટીવ છે
અહીં વેરીએબલ પ મેટ્રીક્સને મોટા અક્ષરોમાં વ્યાખ્યાયિત કરવા માટે વપરાય છે
જે નાના પ કરતા જુદું છે જે વેક્ટર હતું
શું તમે તપાસ કરવા ઈચ્છો છો કે આ સમયે નાનો પ શું છે
હવે આપણે સાઇઝ આદેશનાં ઉપયોગ વડે મેટ્રીક્સનું માપ કેવી રીતે શોધવું એ જોઈશું
આ માટે ટાઈપ કરો ખુલ્લું ચોરસ કૌંસ રો અલ્પવિરામ કોલમ્ન ચોરસ કૌંસ બંધ કરો ઇકવલ ટુ સાઇઝ ઓએફ કેપિટલ પ જે મેટ્રીક્સ છે અને enter દબાવો
તમને નીચે પ્રમાણે આઉટપુટ મળે છે
નોંધ લો કે લેંગ્થ આદેશ મેટ્રીક્સમાંનાં એલિમેન્ટોનો કુલ ક્રમાંક આપશે જેવું કે તમે જુઓ છો
એ સાથે જ ટ્રાન્સપોઝ આદેશ મેટ્રીસીસ માટે પણ કાર્ય કરે છે જે અહીં દર્શાવવામાં આવ્યું છે પ ટ્રાન્સપોઝ મેટ્રીક્સ પ ની અદલાબદલી આપે છે
ચાલો હવે 2 બાય 3 મેટ્રીક્સ ક વ્યાખ્યાયિત કરીએ કેપિટલ ક ઇકવલ ટુ ખુલ્લું ચોરસ કૌંસ 1 સ્પેસ 5 સ્પેસ 3 આગળની હરોળમાં જવા માટે અર્ધવિરામ 2 સ્પેસ 4 સ્પેસ 8 ચોરસ કૌંસ બંધ કરો અને enter દબાવો
એ સાથે જ ચાલો પ ને ફરી એક વાર યાદ કરીએ આપણે પ અને ક ને સમાવતી ગણતરીઓ કરી શકીએ છીએ જેવું કે આપણે ગણિતમાં કરીએ છીએ
ઉદાહરણ તરીકે ચાલો ગણતરી કરીએ ઇ ઇકવલ ટુ 2 ગુણ્યા પ પ્લસ 3 ગુણ્યા ક અને enter દબાવીએ તમે તપાસ કરવા માટે ઇચ્છશો કે આ ગણતરી સાચી છે કે નહી
હવે ટ્યુટોરીયલને અટકાવો અને વિડીઓ સાથે આપેલ અભ્યાસ ક્રમાંક બે પ્રયાસ કરો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા સ્પેસ અને અલ્પવિરામની મદદથી વેક્ટર વ્યાખ્યાયિત કરવું
length ફંક્શનનાં મદદથી વેક્ટરની લંબાઈ ગણતરી કરવી
એપોસ્ટ્રોફનાં ઉપયોગ વડે વેક્ટર અથવા મેટ્રીક્સની અદલાબદલી શોધવી
કોલમ જુદી કરવા માટે સ્પેસ કે અલ્પવિરામ અને રો જુદી કરવા માટે અર્ધવિરામ વાપરીને મેટ્રીક્સને વ્યાખ્યાયિત કરવું
size ફંક્શન દ્વારા મેટ્રીક્સનું માપ શોધવું
આ ટ્યુટોરીયલ ફ્રી એન્ડ ઓપન સોર્સ સોફ્ટવેર ઇન સાયન્સ એન્ડ ઇન્જિનિયરિંગ એડ્યુકેશન દ્વારા બનાવવામાં આવ્યું છે
ફોસી પ્રોજેક્ટ પર વધુ જાણકારી fosseeઇન અથવા scilabઇન વેબસાઈટથી મેળવી શકાય છે જેને ભારત સરકાર એમએચઆરડી આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે
વધુ માહિતી માટે httpspoken tutorialorgNMEICT Intro નો સંદર્ભ લો આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું જ્યોતી સોલંકી વિદાય લઉં છું
જોડાવા બદ્દલ આભાર